તોતો પછી આ રાસાયણિક ખાતરો ઓછુ નાખવાનું હોય ને બધું હા રાસાયણિક ખાતર ઓછુ નાખવાનું એતો એમાં પણ પાક ને બાક કસું સારું ઉતરે નહી એમાં પછી આપડે સિંગ કરવી મગફળી મગફળી કરવી એમાં પછી ભૂંડા ભૂંડા લાગે હમણાં થી બહુ લાગે બે વર્ષ થી તો બહુ ભૂંડા ભુડા લાગે એનું કારણ દવા બાવા નાખવી પડે કે

પછી દવા નાખી તો પણ ભૂંડા જતા નહી બરોબર

અને એવું બધું નાખવા થી ભૂંડા ઓછા લાગે બે પાંચ વર્ષ જોવાજાવ તો ભૂંડા એ વધુ હોય એટલે આમ લગાડવો પડ આમ સિંગ ન ઓલું લગાડીએ તો ભૂંડા ઓછુ લાગે એવું થાય ને હા એવી દવાઓ આવે છે કે નાખોતો

પછી શાકભાજી આપડે શાકભાજી જેવું ફળ કયું હોય છે આપડ તોએ એ સારું પડે કે

કરવી આપડે પછી ઓલું દવા બવા બધું અપણે અસર પડે કેન્સર ની એ ઓછી માટી જાય હા એ માટી જાય પણ organic પછી ન તમારે ખબર પડીકે તમારે કોઈ વસ્તુ નો ઉતારો ન બેસે

તો બજારે તમે દવા ગમેતે ના ત્યાના દવા નાખો એટલે દવા થી જમીન સારી વારી થતી જાય કે જમીન પણ ઓલું કેટલું કરે કે તમેં દવા ગમેતે નાખો એતો આપણે જ નુકસાન કરવાનું છે હા એતો આપણે જ આપણાં શરીર ને નુકસાન કરે ગમેતે દવા નાખો એટલું શાકભાજી ન તમે ગમેતે એટલું દવા નાખો એ આપણે જ નુકસાન કરવાનું

પછી ગોમૂત્ર છે ખાટી છાસ છે એના થી ઘણી જીવાત મારી જાય પણ ઉપયોગી પણ કરે છે ઘણી રીતે

પછી એને આપડે આમ કાઢીઉપર નાખવથી સારો પડે કે પછી એનો ભૂકો કરી નાખો તો ખાતર જે ભરી જાય નહી ભૂકો કરી નાખો પછી તો ખાતર ની જેમ ભરી જવાનું તો પછી એના એના કરતા ફાટવી ફાટવું નું સેઠા ઉપર નાખવું એના કેરતા પાથરીને ભૂકો કરી ન નાખવો સારો પડે હા કટર જ મારી દેવાનું હોય ભૂકો ન કરવો હોય તો એ અને આમ ઘણા બધા એમ કે છે ભૂકો કરવા થી એને એ રે તો આપડે ઉનું વાવેતર માં ઈયર તો મારી જવાની છે તડકો ખાઈ ને ઈયર મારી જાય તો હોય નાશ કરી દેવી જોઈએ ન તમે કહો છો ન તમે

પણ ઓલા માં હોય એનો તો નાશ કરવો પડેને વેણી વેણી નાશ કરવી તો ઈયર ન બેસે ને જમીન માં એટલે વેણી ન નાશ કરી દેવી ખાતર થઇ જાય ન એની હા એતો ખાતર જ થઇ જવાનું છે હા તમારા બિયારણ માં ભૂકો કરી આપડે ખેડી નાખો એતો બધું ખેડી જવાનું ખાતર જ થવાનું તો પણ આપણે ખેર કરવામાં માં સેલુ પડેન હા પછી આપડ આમ કપા માં કપા નું વાવેતર પાક આપણે સારું મળે કે મગફળી માં અત્યારે તો જો આપડે એમ કહીએ ક કપા કપામાં કપા ના ઘણા સમયથી આ ઈયર નો ત્રાસ છે બરોબર તમે ગમેતે એમ દવા નો use કરો તમારે હોય જાજો બીજો ફાલે તારો બરોબર ત્યાં તમારે ઈયર આવી જાય પછી એતો પછી આપને પાણી ઉપર આધાર રે પાણી આપડે વાયુ જ હોય તો આપડે ન પણ થાય ઓછુ પાણી વેરું હોય તો પાક ઓછો મળે પુરતું પાણી હોય તો જ થાય ન એતો પછી બહુ પાવા થી ઈયર આવે આપડે ભીનું ભીનું જ રાખીએ તો ટાઢું રે એટલે તો ઉત્પન્ન થવાનું છે પણ એતો આપડે દવા છાંટી દેવા જોઈએ ઈયર નો નાશ થઇ જાય

આજ બે કપા ઉભો રાખે લીલો

પણ નીદામ ની દવા નાખીએ એટલે ફળ નહી આપડે

એ અહી દવા નાખ્વીએ તો નિદામણ સારું કે હા નીદામણ કરવું જરૂરી દવા કરતા તો નિદામણ જ કરી નખાય ને ખોટું નુકસાન જાય